તે રેડ કલર ની છે એના માથામાં વાઈટ તિલક દેખાય છે.

આ ચિત્રમાં એક બુક સ્ટોર ની દુકાન દેખાય છે ત્યા એક ભાઈ ઊભા છે એમને--

ત્યાં સામે પાર્ટી પ્લોટ દેખાય છે કાર દેખાય છે સ્કૂટર દેખાય છે સામે એક બિલ્ડીંગ દેખાય છે.

આ ચિત્રમાં એક સેડ જેવુ દેખાય છે વ્હાઇટ કલર ની કાર પડી છે.

આ ચિત્રમાં એક મોબાઇલ ની દુકાન દેખાય છે તેમા ઘણા બધા મોબાઇલ છે.

બોર્ડ મારેલો ઉપર છે તેમાં હા સામે વાઈટ દરવાજો દેખાય છે બાજુમાં રેડ કલર ની દિવાલ દેખાય છે જારી લગાવેલી છે.

ગ્રીન કલર નું ઝાડ દેખાય છે ઉપર આકાશ દેખાય છે.

એક બ્લેક કલર નો બોર્ડ દેખાય છે તેમા ઇંગ્લિશ મા લખેલુ હોય એવુ લાગે છે એક ભાઈ ઊભા છે.

એક ઓરેન્જ કલર નું સ્ટેન્ડ છે તેમાં ચોકલેટ ના ડબ્બા ભર્યા છે આઈસ્ક્રીમો છે.

એક મેદાન દેખાય છે તેમાં બાળકો રમત રમી રહ્યા હોય એવું લાગે છે દૂર સુધી લીલા ઝાડ દેખાય છે ઉપર આકાશ દેખાય છે.

એક બેન શોપીંગ કરી રહ્યા હોય એવુ દેખાય છે તેમને પિંક કલર નો ડ્રેસ પહેર્યો છે.

એક ભાઇ ઊભા હોય એવુ લાગે છે તેમને બ્લેક કલર નુ પેન્ટ અને વ્હાઇટ કલર નો શર્ટ પેર્યો છે બેગ ટીંગાડ્યુ છે.

એક ભાઈ દેખાય છે તેને પિંક કલર નો શર્ટ અને બ્લેક કલર નું પેન્ટ પેર્યું છે.